એમાં ખુબ મોટા અને જી જીમ કરવા માટે ખુબજ મોટા મશીનો છે બોક્સિંગ કરવા માટે પણ એક--

આ ચિત્ર એક સોસાયટી નું લાગી રહ્યું છે જે સોસાયટી માં એક ગાર્ડન પણ છે આ ચિત્રમાં જ્યાં ઘર છે તે ખુબ સરસ લાગી રહ્યા છે.

આ ઘરમાં ખૂબ મોટા મોટા કાચ પણ લાગેલા છે જે પીળા કલર ના છે.

આ ચિત્ર એ ઘરનું છે તેમાં ઘરની બાજુમાં એક મોટી વાડી છે એની વાડીમાં એક મોટું વૃક્ષ છે જે--

અને દુકાન પાસે બે ત્રણ બે એકટીવા પણ પડી છે.

આ બિલ્ડિંગ માં ખુબજ મોટ્ટી બાલ્કનીઓ પણ આવેલી છે અને તેમા તેમાથી જોઈ શકાય તેવી ખુબજ મોટી મોટી બારિયો પણ છે.

આ ચિત્ર એક મૂર્તિનુ ચિત્ર છે જેમા--

જે ચિત્ર સાધન બનાવતી ફેક્ટરી નુ ચિત્ર છે આમા અનેક સાધનો જોવા મળે છે જે જિમ માં ઉપયોગ ઉપયોગ થાય છે.

આ ચિત્ર એ એક મેડિકલ ની દુકાનનું ચિત્ર છે જેમાં અનેક દરો દવાઓ જોવા મળે છે.

અનેક ખાનાઓ પણ જોવા મળી રહ્યા છે તેમાં અનેક દવાઓ પણ --

આ ચિત્ર એક મોટી બિલ્ડિંગ નું ચિત્ર છે જેમાં--

ચવુદ અને અઢાર વાગે આ ચિત્રનો ફોટો પાડેલો છે.

ત્રણ બેડ અને ત્રણ ઓસિકા પણ જોવા મળે છે આ ચિત્રમાં અનેક અલમારીઓ પણ જોવા મળે છે.

આ ચિત્રમાં અનેક અલમારીયોમાં અનેક ખાના પણ જોવા મળે છે જે સરસ છે એક લાઈટ પણ છે.

આ ચિત્ર એક તબેલાનુ ચિત્ર છે જેમા--

આ એચ_પી ના પેટ્રોલ પંપ માં કુલ ચાર મશીન જોવા મળે છે.

જેમા બે માં ગાડીયો છે ને બે માં ગાડીયો નથી આ પેટ્રોલ પંપ ખૂબજ સુંદર છે.

આ બિલ્ડીંગ ખૂબ જ મોટી લાગે છે એવું મને દેખાઈ રહ્યું છે.

ખાણા માથે ત્યાં લડાઈના પણ સાધનો જોવા મળે છે આમાં એક માણસ પણ છે જે કસરત--

ડેકોરેશન નો નજારો છે જેમાં અનેક બલ્બ પણ જોવા મળે છે અને અનેક ચેહરા પણ જોવા મળે છે.

અહીંયા અહીંયા એક મોટું ટેમ્પો પણ પેટ્રોલ ભરાવા આવ્યું છે અને મોટી ગાડી પણ પેટ્રોલ ભરાવા આયી છે ત્યાં એક એક્ટિવા પણ છે અને ન્યા કામ કરવા પણ પેટ્રોલ પંપ માં કામ કરવા--

ખૂબજ મોટા મશીનો પણ આવેલાજ હોય છે અન નાના ખૂબજ નાના મશીનો પણ આવેલા હોય છે આ જીમ માં કુલ ત્રણ પંખા છે.